બરાબર, કાઇ વાંધો નહીં. હમ હા, જોયું, મે address જોયું છે તમારું. હા, અને બીજું કે આપડે mail કરવા માટે તમારું મને email id બી કહી દો.

three nine two at the rate gmail dot in બરાબર છે, મે note તો કરી દીધું છે અને શું કહેવાય કે મને તમારી service બી ગમી છે અને તમારી જોડે વાત કરી તો લાગ્યું કે તમે ના, authenticate વસ્તુ છે.

હા, આ તો, ના ના હું તમને monday ના તમને બાર થી છની વચ્ચે તમને મળી જઈશ. કઈ વાંધો નહીં, હવે હું તમને એટલા time માં મળી જઈશ. thank you, sir.

વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચો જવાબ છે. કે સમાસ નો જે અર્થ છે સમાસ ને અર્થ છે. તે સંક્ષેપ્ત થાય છે. શું થાય છે ભાઈ એનું જે શાબ્દિક અર્થ છે. શું થાય છે? સંક્ષેપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપડો right answer અહિયાં શું આવશે ભાઈ option B આવશે શું આવશે option B આવશે ચાલો clear સૌથી પહેલાં મેં અલંકાર ભણાવ્યું હતું. જેનો શાબ્દિક અર્થ મેં કીધું હતું તો આભૂષણ ઘરેણા ત્યારબાદ નિપાતનું આયુ હતું. અને હવે આપણો topic છે સમાસ તો સમાસ નો અર્થ શું થાય છે. સંક્ષેપ્ત થાય છે.

બે કરતાં વધારે પદો ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવે એને શેના તરીકે ઓળખવામાં આવે છે સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા હું કરે ઉદાહરણ ની ચાલુ કરે દ્વંદ્વ સમાસ થી લા ભાઈ ok કોઈની જાનમાં થોડી જાવું છે ok વ્યવસ્થિત પહેલીથી જ આવાનું બરાબર bottom to top જવાનું છે. હવે એજ ખબર નાં હોય સમાસ શું? સીધો ચાલુ પડી જાય ઈ નો હાલે ok detail માં સમજી લો એક વખત બે કે બે કરતાં વધારે પદો, બે એકે બે કરતા વધારે પદો ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવે અને શેના તરીકે ઓળખવામાં આવે છે સમાસ તરીકે ઓળખવામાં આવે છે હવે હું તમને સમજાવું ok એક અહિયાં ખાટુ છે. શું છે? ખાટું okay મને ખાટું ભાવે છે અને બીજું છે મીઠું મને મીઠું ભાવે છે તો આ બે વખત બોલ્યાં કરતાં એકમાં પતાવોને મને ખાટું - મીઠું ભાવે છે. તો આ બે પદો હતાં આ બે પદો હતાં એ ભેગા મળીને ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવે છે જેને શેના તેના તરીકે ઓળખવામાં આવે છે? સમાસ તરીકે ઓળખવામાં આવે છે તો અહિયાં વાત શેની કરી સંક્ષેપ્તની કરી શું કરી ભાઈ સંક્ષેપ્તની કરી તો સમાસ નું અર્થ શું થાય છે સંક્ષેપ્ત થાય છે ચલો clear Okay સમાસ ને સંધી છૂટી પાડો તો સમ વત્તા આસ થાય તો સમ એટલે સરખુ આંસ એટલે ગોઠવણી okay બે કે તેથી બે કે તેથી વધારે પદોની વ્યવસ્થિત ગોઠવણી ને સમાસ કહેવામાં આવે છે. તે જૂનાં જમાનાનું હતું થોડું આપડે latest update પ્રમાણે યાદ રાખીયે ચલો clear okay તમને introduction કરાવી દીધુ સમાસનું okay બીજો question આવી ગયો છે most most important કે સમાસમાં નવા રચાયેલા પદ ને ખાલી જગ્યા કહે છે ચલો okay format ની અંદર answer આપો okay જે નવા આવ્યા છે એ ગભરાતાં નહીં હો ભાઈ okay તમને આવડી જ જશે. પણ એ જે પેલા ખાટું ખેલાડી છે એનાં પહેલાં મોકો દઈ દિયે ok એટલે બેસી જાય બેસી જાય બરાબર જયારે સમજાવતો હોય ત્યારે બેસી રે ok ચલો બીજા number નું question ના તમારો answer આપવાનું છે કે સમાસ માં નવા રચાયેલા પદ ને ખાલી જગ્યા તરીકે ઓળખામાં આવે છે ઘણાં સમાસ ઓળખાવો જ તૈયાર કરતાં હોય આવું basic ના કરે.

ચલો આ question ના answer આપો અઘરો question અઘરો question સમાસમાં, સમાસમાં નવા રચાયેલાં પદ ને ખાલી જગ્યા કરી છે ઓળખવામાં આવે છે. અલ્યાં બધાં ખાટું ખેલાડી હો કે આવડી ગયું સીખ્વાડ્યા પહેલાં આનો જવાબ શું આવશે ભાઈ સામાસિક પદ આવશે શું આવશે? સમાસમાં નવા રચાયેલાં પદ ને શેનાં તરીકે ઓળખવામાં આવે છે. સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે તો આપડો right answer અહિયાં શું થશે option A થશે પેલો કે ઓલા મુંજાઈ ગયાં હશે બરાબર નવાં આવ્યાં હશે એ મુંજાઈ ગયાં હશે. english medium વાળા માં ભૂરીયા મૂજાઈ ગયા હશે ચિંતા ના કરો આપણે બેઠા છે બરાબર બધું સમજાવી દઉં ચાલો સમાસ ની અંદર બે કે તેથી વધારે પદ આવતા હોય. એમાંથી પહેલું પદ હોય ને પહેલું પદ એના શેના તરીકે ઓળખવામાં આવે છે પૂર્વ પદ તરીકે ઓળખવામાં આવે છે માનો કે ઉદાહરણ માં માતા પિતા છે. તો એમાં પહેલું પદ જે છે શું છે ભાઈ પૂર્વ પદ છે બીજું પદ ને છે એને ઉત્તર પદ કહેવામાં આવે છે બીજા પદ ને શેના તરીકે ઓળખાવમાં આવે છે ઉત્તર પદ ઓળખાવમાં આવે છે. હવે પૂર્વપદ અને ઉત્તરપદ અને પૂર્વપદ અને ઉત્તરપદ ભેગાં થયી જાય અને નવું રચાયેલું પદ એને કહેવામાં આવે છે સામાસિક પદ અથવા તો, એને સમાસ પદ તરીકે માં ઓળખવામાં આવે છે ચલો તો ભેગા થયી ગયા માતા પિતા okay તો માતા પિતા છે કે ઉપર કે હોય ભાઈ સમાસ પદ કહેવામાં આવે છે. ચલો clear થય ગયું ભાઈ અને આ સમાસ માં રહેલા પદો ને છુટા પાડવાની ક્રિયા માતા પિતા હોય તેને છુટું પાડવું હોય તો માતા અને પિતા તો આ છુટું પાડ્યું ને, આ છુટા પડી ને ક્રિયા માં શું કહેવામાં આવે છે સમાસ નો વિગ્રહ કહેવામાં આવે છે ચલો clear બધાના આજે ખાટું ખિલાડી બનાવા દેવાના ચપટી માં તમને સમાસ આવડી જશે એની હું guarantee આપું છું. ચલો clear ok એક વખત ફરીથી repeat કર દઉં okay બે કે તેથી વધારે પદોમાં પહેલું પદને પૂર્વપદ કહેવાય બીજું પદ હોય એને શું કહેવામાં આવે ઉતરપદ કહેવામાં આવે છે. વધારે પદ હોય તો વચ્ચે રહેલું પદને મધ્યમપદ કહેવાય નવાં રચાયેલાં પદને સામાસિક પદ કહેવામાં આવે છે અથવા સમાંસ પદ તરીકે ઓળખવામાં આવે છે. છુટા પાડવાની ક્રિયા ને સમાસ માં શું કહેવામાં આવે છે વિગ્રહ કહેવામાં આવે છે ચાલો clear okay બધું બધું આવડી જાય ભાઈ બરાબર. ચલો ok નવો question આવી ગયેલો છે screen ઉપર નીચેનામાંથી નીચેનામાંથી કયો સમાસ નો મુખ્ય પ્રકાર નથી ચલો answer આપો ભાઈ કરી દયો ત્રીજા number ના question માં ચલો okay હરવા રી હો હરવા આ રમણ ભમણ વાળા હરવા રી હો હરવા આવશે હો દ્રંધ સમાસ હરવા હારીયો. Okay ત્રીજા number નો question ના answer આપવાની છે નાની request છે હજી share કરો હજી તો આપણે trailer ચાલુ થિયું છે એમ કેવું હોય તો હોય હાલે બરાબર. પછી test આવશે બધું ભેગું. બરાબર પહેલા individual સમજાવીશ બધા સમાસ પછી test આવશે પોપાય ભાઈ બરાબર. Okay ચાલો આ question નો answer આપો હજી બોલાવી લ્યો ને બે હજાર આજે live હોય તો મજા આવી જાય બરાબર એક આટલું કામ કરજો આજ તમને બહુ કીધું છે. એક share કરજો બધા શેર કરો.

ok સમાસનો મુખ્ય પ્રકાર કયો નથી. આખા ગામને આવડી ગયું આનો right answer શું આવશે? ભાઈ સમાસના મુખ્ય ત્રણ પ્રકાર છે. ઓલા બધા તો અલગથી એના પેટા પ્રકાર હો દંડ કર્મચારીને એ બધાએ પહેલા મુખ્ય ત્રણ એના પ્રકાર છે સર્વ પદ પ્રધાન સમાસ એક પદ પ્રધાન સમાસ અને, અન્ય પદ પ્રધાન સમાસ આ સમાજના મુખ્ય પ્રકાર છે અહીંયા question શું છે નથી? તો કે કર્તા પ્રધાન સમાસ છે એ કોઈ એવો મુખ્ય સમાજ નથી જો કોઈ એવું નામ જ નથી સમાસનું ચલો clear okay detail માં સમજી લઈએ સૌથી પહેલા, ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી question બને છે સમાજના મુખ્ય ત્રણ પ્રકાર છે. સર્વોપદ પ્રધાન સમાસ એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. સર્વોપદ પ્રધાન સમાસની અંદર છે. દ્રંધ સમાસ કેમ આને જ સર્વોપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. તો જ્યારે આપણે individual ભણીશું ત્યારે કહીશ. કે જેની અંદર બંને પદો શું હોય છે. મુખ્ય હોય છે. અત્યારથી ગોખતા નહીં હો. અત્યારથી ગોખતા નહીં ત્યારબાદ નું છે એક પદ પ્રધાન સમાસ કે જેની અંદર એક પદ મુખ્ય હોય બાકીના ગૌણ હોય તો એવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. તત્પુરુષ સમાસ છે, મધ્યમ પદ લોપી સમાસ છે, દ્વિગુ સમાસ છે, કર્મધારય સમાસ છે. આ બધા એક પદ પ્રધાન સમાસ છે. અત્યારે ગોખતા નહીં individual ભણાવીશ ત્યારે detail માં સમજૂતી આપીશ. અત્યારે ગોખતા નહીં ત્યારબાદનું છે. અન્ય પદ પ્રધાન સમાસ જેની અંદર બંને પદ ગૌણ હોય અને બીજાના જ કોઈને રજૂ કરે. તો એવા પ્રધાન સમાસને શું કહેવામાં આવે છે? અન્ય પદ પ્રધાન સમાસ,

અત્યારે ગોખતા નહીં કે કયો સમાસ કેમાં છે ok આટલી વખત કહું ને તો ગણા અત્યારે ગોખી જ નાખ્યું છે. ok આટલી વખત કીધું ને તો પણ હમણાં કોક પૂછશે હો ok કોક તો હોય જ એવું

ચલો okay તો question સમાસના મુખ્ય ત્રણ પ્રકાર છે. સર્વોપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. હાલો હવે આપણે પહેલો ગેર પાડીએ ગાડીનો બરાબર okay nios iten grand sport ચાલો પહેલો ચોથા number નો question screen ઉપર આવી ગયો હવે આ original ચાલુ થઈ ગયું છે. તમારે એકદમ આ જ રીતનો question પૂછાવાનો છે અત્યારથી note કરીને રાખજો એક આવશે સમાસ ઓળખાવો રામ લક્ષ્મણ ચલો okay question નો answer આપી દો. ભાઈ, ચોથા number નો question comment ની અંદર તમારે answer આપવાનો છે ચલો okay સમાસ તમારે ઓળખાવાનો છે. રામ લક્ષ્મણ, ચાલો okay પહેલા number ok ચોથા number નો question હવે પહેલો ઘેર પડી ગયો છે. okay answer આપો ભાઈ comment ની અંદર ધીમે ધીમે જવાબ આવવાના ચાલુ થયા છે. ખાટુ ખેલાડી આવી ગયા છે. ભાઈ, ચોથા number નો question બધાને આવડી જાય એવો question છે okay ખૂબ જ સરસ એક સાથે બહુમતી મળી ગયેલી છે. કે રામ લક્ષ્મણ જે છે એ કયો સમાસ છે. ભાઈ, દ્વંદ સમાજ છે કયો સમાસ છે દ્વંદ સમાસ છે. સાહેબ આ બધાને કઈ રીતે આવડે છે. તમે તો હજી શીખવાડ્યું નથી. સીધું પૂછ્યા પૂછ કરો છો. okay હરવા રહ્યો હરવા okay રામ લક્ષ્મણ,

Ok દ્વંદ સમાસ ok દ્રંદ નો મતલબ થાય જોડકું શું થાય ભાઈ જોડકું. ok કઈ રીતે ઓળખવાનું અહીંયા જ ધ્યાન રાખજો પછી ગોતે ચડશો ok બે કે તેથી વધારે પદો, બે કે તેથી વધારે પદો એક સરખા મોભાથી જોડાયેલા હોય એક સરખા મોભાથી જોડાયેલા હોય તો એવા પ્રકારના સમાસને સેના તરીકે ઓળખવામાં આવે છે. દ્રંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એની અંદર બંને પદો મુખ્ય હોય છે. example તરીકે માતા-પિતા જેની અંદર બંને પદ મુખ્ય છે. તો આજે છે કેવો સમાસ છે. દ્રંદ સમાસ એક સરખા મોભાથી જોડાયેલા છે. okay સુખ દુઃખ ચા પાણી સૂખ કે દુઃખ ચા,

દ્રંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો હવે જોજો દ્રંદ સમાસ છે. એને detail માં લઈ જાવ ok તમે જે છુટા પાડો છો વિગ્રહ, અને બે અથવા વગેરે એ કઈ રીતે છૂટા પડે ને એ ખાસ ધ્યાન રાખજો. દ્વંદ સમાસના પેટા પ્રકાર છે. એમાં એક છે ઇતરેતર દ્વંદ સમાસ જેનું બીજું નામ છે. સમુચ્ય, વાચક દ્રંદ સમાસ બીજો સમાસ જે છે. એ છે વૈકલ્પિક દ્વંદ સમાસ અને ત્રીજો દ્વંદ સમાસ છે. એ સમાહાર દ્વંદ સમાસ છે ત્રણેયને હું detail માં લઈ જઈશ. Ok ઘણા કે સૌથી સહેલો દ્વંદ સમાસ સૌથી હેલોજ છે. પણ આને detail આપણે ok માં ચર્ચા કરવાની છે. ચાલો ત્રણેય સમાસ ની ચર્ચા કરી લઈએ. એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, પહેલો તો દ્વંદ સમાસ છે. ઈતરેતર દ્વંદ સમાસ એનું પહેલા બીજું નામ યાદ રાખી લો. સમુચ્ચય દ્વંદ સમાસ સમુચ્ય વાચક દ્વંદ સમાસ. આ દ્વંદ સમાસની અંદર સમાસનું વિગ્રહ શેનાથી થાય છે. તો કે અને મૂકીને શેનાથી ભાઈ અને મૂકીને વિગ્રહ કરવામાં આવે છે. ચલો ok હવે અહીંયા ધ્યાન રાખજો. ભાઈ,

રામ અને લક્ષ્મણ રામ અને લક્ષ્મણ શેનાથી વિગ્રહ કર્યો. અને થી વિગ્રહ કર્યો એ તો final થઈ ગયું. દ્વંદ સમાસ પણ પેટા પ્રકારમાં પૂછ્યું. ને તો ખાસ ધ્યાન રાખજો. આ કયો સમાસ કહેવાય. ઇતરેતર અથવા તો સમુચ્ય વાચક દ્વંદ સમાસ એ જ રીતે ભાઈ બહેન ભાઈ અને બહેન શેનાથી વિગ્રહ કર્યો. અને થી વિગ્રહ કર્યો. માતા -પિતા, માતા અને પિતા ત્યારબાદ દંપતિ important important આવા question પુછાશે. દંપતિ પતિ અને પત્ની શેનાથી વિગ્રહ થયો ભાઈ અને થી થયો. આબોહવા આબ એટલે જળ જળ એટલે પાણી પાણી અને હવા અન્નજળ અન્ન ને જળ તો જોઈ લો ભાઈ શેનાથી વિગ્રહ થાય છે. અને થી વિગ્રહ થાય છે. તો મગજ, ની અંદર બેસાડી દો કે દ્વંદ સમાસ ની અંદર અને થી વિગ્રહ કરવામાં આવે તો એને ઈતરેતર અથવા તો સમુચ્ય વાચક દ્વંદ સમાસ કહેવામાં આવે છે. તો પહેલું તમને અને થી પાડીને આપ્યું. ચલો આટલું clear થઈ ગયું ok હવે આગળ જાવ છું ખાસ ધ્યાન રાખજો વૈકલ્પિક દ્વંદ સમાસ બીજો કયો પ્રકાર છે દ્વંદ સમાસમાં હાલે છે હો. દ્વંદ સમાસ નો બીજો પ્રકાર છે વૈકલ્પિક દ્વંદ સમાસ એની અંદર કે કાં તો અથવા મૂકીને એનો વિગ્રહ કરવામાં આવે છે ઉદાહરણ આપીને સમજાવું બે ચાર, બે કે ચાર કેનાથી છૂટું પાડ્યું ભાઈ કે થી છૂટું પાડ્યું વહેલું મોડું વહેલું કે મોડું શેનાથી ભાઈ વિગ્રહ કર્યો આપણે કે થી કર્યો ખાટું -મીઠું, ખાટું કે મીઠું શેનાથી વિગ્રહ કર્યો ભાઈ કે થી વિગ્રહ કર્યો ઉપર નીચે ઉપર કે નીચે શેનાથી વિગ્રહ કર્યો ભાઈ કે થી આગળ પાછળ આગળ કે પાછળ, અથવા તો આગળ અથવા પાછળ ટૂંકમાં કે અથવા તો અથવા થી વિગ્રહ કરવામાં આવે તો એવા પ્રકારનો સમાસ છે વૈકલ્પિક દ્વંદ સમાસ important important પકડી નહીં, પણ શુભાશુભ શું કયો સમાસ છે દ્વંદ સમાસ વિશેના તો ખબર હોવી જોઈએ કઈ રીતે વિગ્રહ થાય શુભ કે અશુભ તો જે સમાસની અંદર જે સમાસ ની અંદર, વિગ્રહ કરવામાં આવે અથવા અથવા થી વિગ્રહ કરવામાં આવે તો એવા પ્રકારના સમાસ ને શેના તરીકે ઓળખવામાં આવે છે વૈકલ્પિક દ્વંદ સમાસ તરીકે, ઓળખવામાં આવે છે ચલો આટલું clear થઈ ગયું ok હવે આ ત્રીજું હો પછી દ્વંદ સમાસ પુરુ બરાબર ok ત્રીજું છે ને એ important છે સમાહાર દ્વંદ સમાસ કેવો સમાસ છે ભાઈ, ત્રીજો જે પ્રકાર છે એ કેવો પ્રકાર છે સમાહાર દ્વંદ સમાસ સમાહાર દ્વંદ સમાસ માં શું હોય તો કે બંને પદો પછી વગેરે સંયોજકથી છૂટું પાડવામાં આવે છે. શેનાથી છૂટું પાડવામાં આવે વગેરે સંયોજકથી છૂટું પાડવામાં આવે તો આવા પ્રકારના સમાસને શેના તરીકે ઓળખવામાં આવે છે સમાહાર દ્વંદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. દુખતી નસ પકડી છે લોચો હોય છે આમાં કાયદેસર રીતે લોચો હોય છે બધાને કઈ રીતે પકડવાનું પહેલા તમને trick આપી દઉં ધન દોલત લખ્યું છે. ok હવાઈ નહીં આવે જ્યારે પૂછાયું છે ત્યારે exam માં ત્યારે એટલું ધ્યાન રાખજો ok ધન દોલત આમાં શું હોય ખબર છે ok અહીંયા દ્વિ રૂપથી જેવું હોય કા દ્વિરૂપતિ હોય. કા એનો સમાનાર્થી જ હોય અહીંયા શું હોય એનો સમાનાર્થી જ હોય તો એવા પ્રકારનો જયારે સમાસ આવી જાય ત્યારે આ કયો સમાસ થાય સમાહાર દ્વંદ સમાસ થાય. કાંઈ ખબર ન પડી સાહેબ કાંઈ ખબર ના પડી સમજાવો સમજાવો. ધનદોલત જો આ ધન નો સમાનાર્થી શું છે દોલત છે શું છે દોલત છે તો આનો વિગ્રહ કરો આવી રીતે છૂટું પડે. ધન દોલત વગેરે હવે ખબર પડી ચલો બીજું લડાઈ ઝઘડો લડાઈ અને ઝઘડો એક પ્રકારના સમાનાર્થી જેવા હોય અને કાંઇ નહી દ્વિરૂપતિ હોય બરાબર બેવડા તો હોય એ શબ્દ, ok લડાઈ ઝઘડો લડાઈ ઝઘડો વગેરે ok આ નથી આવડતું student ને ખાસ જોજો માન મોભો ok respect માન મોભો,

નોકર અને ચાકર સમાનાર્થી જ છે ok નોકર ચાકર વગેરે હજી એક લઈ લઈએ મોજ મજા ok પછી માફ હોય હો ભાઈ ok મોજ મજા, ok જોવો એમનેમ દ્વિરૂપતિ બેવડાય છે ને મોજ મજા એના સમાનાર્થી જેવું અથવા એના દ્વિરુપતિ જેવું હોય મજા તો મોજ મજા વગેરે તો આ કયો સમાસ થઈ ગયો ભાઈ સમાહાર દ્વંદ, સમાસ થઈ ગયો ok આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને પહેલો સમાસ તમારા ખીચામાં મૂકી દીધો દ્વંદ સમાસ ચલો આવી જાઓ ભાઈ ok દ્વંદ સમાજથી આપણે ચાલુ કર્યું હતું દ્વંદ એટલે, જોડકું જેની અંદર બંને પદો મુખ્ય હોય છે બરાબર સરસ મજાના એના ત્રણ પેટા પ્રકાર આપ્યા ok પહેલો છે ઇતરેતર અથવા તો સમુચ્ય વાચક દ્વંદ સમાસ, ok જેની અંદર અને થી વિગ્રહ થાય શેનાથી વિગ્રહ થાય ભાઈ અને થી વિગ્રહ થાય તો આવા પ્રકારનો સમાસ જેને ઇતરેતર અથવા તો સમુચ્ય વાચક દ્વંદ કહેવામાં આવે છે. વૈકલ્પિક વિકલ્પ આપવાનો કે અથવા કે થી છૂટા પડે અથવા થી છૂટા પડે એવા પ્રકારના સમાસને શું કહી દીધું આપણે વૈકલ્પિક દ્વંદ સમાસ કહી દીધું. અને સમાહાર માં સમાનાર્થી યાદ રાખી લેવાનું ok શેનાથી છૂટું પાડવાનું વગેરે સંયોજકથી છૂટું પાડો તો એ સમાસ શું થઈ જાય ભાઈ સમાહાર દ્વંદ સમાસ થઈ જાય ચલો clear આ સાથે સૌથી પહેલો easy સમાસ complete કર્યો દ્વન્દ સમાસ ok ઘણાને એના પેટા પ્રકાર ખબર ન હોય એને ખાલી એટલું જ ખબર હોય અન્યથી છુટું પડે એટલે દ્વંદ કહેવાય. ok થોડું હરવા રે વ્યવસ્થિત કરવાનું ચલો ok નવો question screen ઉપર આવી ગયેલો છે નવો question પાંચમા number નો સમાસ ઓળખાવવાનો છે exam માં આ રીતનું જ પૂછવાનું છે.

ચાલો ok પાંચમા number ના question નો એ ભાઈ તમને દરજીભાઈ કીધું તો ખરા કે અથવા તો અથવા થી છૂટું પાડો તો એ વૈકલ્પિક દ્વંદ સમાસ થાય ok એવું જરૂરી નથી અથવા એ લખવું. કે અથવા તો અથવા થી છૂટા પડે આયુ નહી પહેલા સાંભળો બધું એ બરાબર ok પાંચમા number ના question નો answer આપો સમાસ ઓળખાવાના છે ચોમાસુ. ચાલો ok પાંચમા number નો question comment ની અંદર answer આપો ok બચકાવાળા સોઈલભાઈ કે છે B જવાબ આવશે ખૂબ જ સરસ ok બધાને આવડી ગયું ભાઈ સમાસ ok શીખવાડે પહેલા, ચોમાસુ આ જે સમાસ છે એ દ્વિગુ સમાસ છે કયો સમાસ છે દ્વિગુ સમાસ છે તો આપણો right answer અહીંયા શું આવશે ભાઈ option B આવશે શું આવશે option B આવશે. okay પહેલો લોચો દુખતી નસ પકડી લો ઘણાને આ બે હરખું જ લાગે અલા આ બે અલગ અલગ છે હો ખાસ જોજો કે દ્વંદ સમાસ દ્વિગુ સમાસ,

દ્વિગુ સમાસ બનતો હોય છે. ચોમાસુ ચાર માસનો સમૂહ જેને શેના તરીકે ઓળખવામાં આવે છે ચોમાસુ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે સમજાવી દઉં okay tention તો લેવાનું જ નથી બરાબર એકો એક સમાસ તમને મગજમાં ઉતારી દઈશ તમારે હરવા રહેવાનું ok દ્વિગુ સમાસ ની અંદર શું હોય તો કે પૂર્વ પદ ok પૂર્વ પદ હોય પૂર્વ પદ હોય એ સંખ્યા બતાવે, સંખ્યાવાચક વિશેષણ હવે પૂછતા નહિ સંખ્યાવાચક વિશેષણ કયું આપણે ભણી જ લીધેલું છે આગળના lecture માં બરાબર ok પૂર્વ પદોની સંખ્યા વાચક વિશેષણ હોય અને ઉત્તર પદ, નો ભાવ દર્શાવે એ જરૂરી છે સમૂહ નો ભાવ દર્શાવે એ જરૂરી છે ત્યારે કયો સમાસ બને દ્વિગુ સમાસ બને ok ઘણા આગળ સંખ્યા જોવે ને એટલે બીજાને કે, લખી રાખો લખી નાખો દ્વિગુ સમાસ એવું ન હોય આગળ સંખ્યા હોય પાછળ એના સમૂહનો શું હોવો જોઈએ ભાવ હોવો જોઈએ ok ત્યારે થાય ભાઈ દ્વિગુ સમાસ. બરાબર ok example આપીને સમજાવું નવરાત્રી ચલો એમાં પૂર્વ પદમાં નવ લખ્યું છે શું લખ્યું છે નવ નવરાત્રી નો સમૂહ થઈ ગયું ને.

પંચવટી પાંચવડ નો સમૂહ ધ્યાન રાખજો પંચ એટલે પાંચ વટી એટલે વડ તો આગળ સંખ્યા છે પાછળ સમૂહ છે પાંચ વડ નો સમૂહ આગળ જોઈએ. ત્રિકોણ ત્રિકોણ ત્રી એટલે ત્રણ ત્રણ કોણ નો સમૂહ ત્રિકોણ ચલો ષટકોણ ષટ એટલે છ છ કોણ નો સમૂહ. તો આ કેવા સમાસ છે ભાઈ દ્વિગુ સમાસ છે જેમાં આગળ સંખ્યા બતાવે અને પાછળ સમૂહ નો ભાવ દર્શાવે તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે ok હજી આગળ જઈએ આમાં ઘણા ઉદાહરણ લેવાના છે જોજો આમાં હળવા રહેજો ઘણાને એમ લાગે આ બધું હેલુ જ હોય. Okay જ્યારે exam આવે ને ત્યારે ખબર પડે છે કુંડાળું કરવાનું આવે ને તો કે આવા tick નથી થતા ok ખાસ ધ્યાન રાખજો ચોઘડિયું ચો એટલે ચાર ok ઘડ્યું ચાર ઘડી નો સમૂહ. ચાર ઘડીનો સમૂહ ચલો clear ok અહીંયા જ ધ્યાન રાખો ભાઈ નવા નવા તમારા ઉદાહરણ મારી પાસે જથ્થા બંધ છે ગેરેજમાં બરાબર ok પહેલા હું જે લાવ્યો છું એ સમજો ને હજી તો, અત્યારે તો તમારે test આની દેવાની છે બરાબર સત્યાવીસ ઉદાહરણની ત્યારબાદ પંચવટીમેં કહી દીધું પાંચવડનો સમૂહ ચાલો અષ્ટાંગ પુછાય ગયેલું અષ્ટ એટલે આઠ આઠ, અંગનો સમૂહ ત્યારબાદ સપ્તાહ જો આવું પૂછાશે સપ્તાહ okay સપ્તાહ એટલે સાત દિવસનો સમૂહ પખવાડિયું પખ પંદર okay પંદર,

ચલો clear ok ધ્યાન રાખજો પાછળ test individual બધાને આવડશે પછી જ્યારે હમણાં ભેગી test આવશે બધું પતે એટલે ok તો અહીંયા ધ્યાન રાખો અને જે નવા આવે છે એ જોતા રહેજો અહીંયા. ચલો દ્વિગુ સમાસમાં આગળ શું હોય સંખ્યા અને પાછળ સમૂહ નો ભાવ હોય તો એને કેવા પ્રકારને ઓળખવામાં આવે છે દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે ચલો clear હવે અહીંયા ધ્યાન રાખો. શું આવ્યું ભાઈ યાદ રાખો ok important point અહીંયા ધ્યાન રાખજો okay નવજીવન એટલે ઘણા તો હું કરે,

આ નવજીવન એટલે આગળ નવ રહી એ સંખ્યા નવ વાળું નવ નથી બતાવતું બરાબર ok નવજીવન એટલે નવું જીવન તો એ જે સમાસ આગળ આવવાનો છે કર્મધારય સમાસ, પણ અત્યારે હું તમે ખાલી difference યાદ રાખો ચાલો નવ ભારત એટલે એનો મતલબ એવો નહીં કે નવ એવા ભારત ભેગા કરે અને એનો સમૂહ બનાવે તો આજે એ દ્વિગુ સમાસ નથી. એ જ રીતે નવસર્જન એનો મતલબ એવો નહીં કે આવા સર્જન એવા નવ લાવી અને નવસર્જન ને ભેગા કરીને નવસર્જનનો સમૂહ ok હળવા રહીયો પાછળ, સમૂહનો ભાવ જોવે પાછળ સમૂહ નો ભાવ જોવે અહીંયા કયા સમૂહનો ભાવ નથી તો દ્વિગુ વાળા થોડા હળવા રહ્યો ત્યારબાદ ok નવનિર્માણ,

તો આ પણ દ્વિગુ સમાસ નથી એ જ રીતે નવયુવક એટલે એવું નહીં કે નવા નવયુવકને ભેગા કરીને નવયુગ નવો યુવક સુ ભાઈ નવો યુવક તો આમાં છેતરાઈ ન જતા. ખાસ ધ્યાન રાખજો આ બધાએ કર્મધાર્ય સમાસના ઉદાહરણ છે એ આવશે ત્યારે હું સમજાવીશ આગળ વિશેષણ દર્શાવે એ રીતનો હોય ok તમારે અત્યારે એમાં કઈ છેડા અડાડવાના નથી. તમારે ખાલી સાવધાન ચેતવાનું છે ચેતો અહીંયાથી ચેતવાનું છે ok તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો સમાસ તમારો પૂરો થાય છે. દ્વિગુ સમાસ પૂરો થાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો પહેલી પદ સંખ્યા દર્શાવવું જોઈએ અને પાછળ સમૂહ નો ભાવ હોવો જોઈએ ચલો clear Ok વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણી એ application માં હલ્લા બોલ offer ચાલી રહી છે અને આ offer નો આજે છેલ્લો દિવસ છે ok રાતે બાર વાગ્યા સુધી તમે આ offer નો લાભ લઈ શકો છો. આ Offer ની અંદર તમામ એ તમામ course ની અંદર તમે fifty percent off મેળવી શકો છો એક જ promo code

સર મારુ નામ સુનિલ છે અને મને નેટવર્ક નો ઇસ્સ્યુ આવી રહ્યો છે સર આ બે દિવસ થી હા સર એમા એક કેપીટલ ઈ લખીને આવે છે અને નેટવર્ક તો બે દિવસ થી નથી આવી રહ્યુ સર ના સેટિંગ અ કસ એક પણ સેટિંગ નથી કર્યા સર હ્જી સુધી તો આ મને બે દિવસ થયા લખાયેલુ આવે છે સર હા અને નેટવર્ક નેટ હુ બિલ્કુલ યુઝ નથી કરી શક્તો બોવ સ્લોવ આવે છે નેટ. હા અછા એટલે તમે બતાવશો મને મોબઇલ ને મોબઇલ મા મારે કર્વા પડશે સેટિંગ

થીક છે સર નેટવર્ક સેટિંગ્સ માં ગયો. સેમા જવા નુ સર મોબઈલ નેટવર્ક મા જઈને નેટવર્ક સેટીંગ મા જવાનુ સિલેકસિંગ સ્લોટ ઓકે સર એમા ગયો.

ઓકે સર લાઈન પર બન્યા રેજો હું ચેક કરી લવ છું પેલા હા સર આઈ ગયું આઈ ગયું ઓકે સિલેક્ટ કર્યું મે વોડાફોન ઠીક છે અગર સર હુ નેટવર્ક સીલેકટ કર્યુ અને તો પણ ના થયુ તો સર

ઓકે સર લાઈન પર બન્યા રેજો સર એક વાર હુ ચેક કરી લવ છુ સર કોલ ડીસ્કનેકટ ના કર્તા જી સર મે ચેક કરી લિધુ તો ભી સર નેટવર્ક નથી આવતુ સર

અછા સર હુ સુ કવ છુ કે અ હુ અત્યારે અય્યા અમ્દાવાદ થી બોલુ છુ બરોબર તો મે ફોરજી સિમ લિધેલુ છે તો બએન મા ફોરજી તો અવૈલેબલ થઈ ગયુ હસે ને

ઓકે સર તો હુ સુરેંદ્રનગર મા ત્યા આ વાપરી સકુ છુ એમ ને અછા સર હુ સુ કેવ માંગુ છુ કે હુ ફોરજી ઇન્ટરનેટ નુ મે સિય અ સિમ કર્ડ લિધેલુ છે બરોબર તો એમ ત થ્રીજી કેમ લખેલુ આવે છે થ્રીજી આવે છે ને ઘડિક ટુજી લખેલુ આવે છે એવુ થાય છે મારે નેટવર્ક એટલે સમજ ના પડી સર સુ કેવા માન્ગો છો તમે

એટ્લે હુ ચાલુ તોય હુ અલ્ગ અલ્ગ જગ્યા એ અ જઈ ને બેસુ અથવા અલ્ગ અલ્ગ જગ્યા એ જવુ તો એવુ થઈ સકે અ સર મે આયાથી મે અ સિમ કાર્ડ લિધુ બરોબર સિમ કાર્ડ કેટ્લા હુ છ મહિના થી વાપ્રુ છુ બરોબર પેલા આવો ઇસ્યુ નોતો આવ્તો અને હમના ત્રણ મહિના થી બોવ આવે નેટવોર્ક નો ઇસ્યુ આવે સુ ઘર મા બેઢો હોય તો પણ નેટવોર્ક નઈ પક્ડાતુ સર

સર તમારી પાસે એવિ કોઇ સુવિધા નથી કે તમે ત્યાથી કોઇ એ રીફ્રેસ બટન મારો અયા મારે નેટવર્ક અવા આવા માંડે એવી કોઇ સુવિધા નથી તો ભી સર જે પણ કરો એ જલ્દી કર્જો મારે નેટવર્ક આયા બિલ્કુલ નથી આવ્તુ તો પણ સર લાઇન પર બન્યા રેજો સર કોલ ચાલુ રાખ્જો હુ ચેક કરુ છુ ક નેટવર્ક આવે છે કે નઈ પછી હુ તમને જણાવુ સર સર આ સુ આતો હુ પેલાતો ચેક કરુ છુ પેલા તો એકદમ ફુલ ટાવર આવ્તો તો સિમ્બોલ એક પણ નતો આવ્તો પણ હવે તો ઘડીક ઘટે છે ઘડીક વધે છે ટાવર ઘડિક સિગનલ મા એક સિગનલ આવે છે બે સિગનલ આવે છે પછી ત્રણ થાઇ છે પછી પાછા બે થઈ જાઇ છે એવુ થાય છે સર

ઠીક છે સર પણ અ હુ સુ કવ છુ કે ટાવર તો તમે કહો છો કે દુર હોય તો ના આવે એવુ બાધુ કહો છો ટાવર તો મારે નજીક મા છે તો પણ નથી પકડાતુ ઓકે સર રિપ્લેસ કરી ને એક વાર ચેક કરી લવ છુ સર રિપ્લેસ કરયો તો ટાવર બિલ્કુલ એક પણ લીટા એક પણ સિગનલ નથી આવતા.

જિ સર થૅન્કયુ આભાર સર જિ સર થૅન્કયુ માહિતી આપ્વા બદલ તમારી ખુબ ખુબ આભાર તમારો જિ જિ સર અને સર કોલ ડિસ્કનેકટ ના કર તા સર અમારે બીજુ પણ પૂછવું છે સર આપડે નવુ સીમ લેવુ હોય મારે તો એમા સુ ચાર્જિસ સુ છે નાવા સિમમા અને સર આ બે મા ફરક સુ છે એટ્લે મિનિ માઈક્રો સિમ મા પચાસ રુપિયા એટ્લા બધા કેમ છે વધારે ઓકે એટ્લે સ્ટોરેજ પ્રમાણે એની પ્રાઇસ છે એમ ને